Original documentPN Verification ઈ Operator ને કરવાનું હોય હવે Operator હોય તો પછી ત્યાં Supervisor હોય ઈ તે કરે હવે ઈ એટલા માટે ઈ લોકો Verify નથી કરતા પણ એના માટે Operator કે Supervisor ને રાયખા હોય છે એનેજ કરવાનું હોય છે પછી Suppose ગમે ત્યારે આવું અવાર નવાર જે News માં આપડે વચયી છી કે આ Fraud થયું ને આ થયું બરાબર તો એમાં Operator ઉપર એફ આર આઈ થાય કે તમે આવું Original cavery કેમ નથી કયૃ

India Inquiry છે ઈ બધા ઈ લોકો પછી ત્યારે Verify કરે છે અને Annual document હોય તો પછી એ બીજા નંબર ની અવેજી વસ્તુ છે તો એમને મૂકી દેય કે Operators work annually કરેલું છે, વ્યક્તિ એ જ Fraud કરેલો છે એટલે ઈ ત્યારે Verify થાય Verify ત્યારે થાય છે ઈ શું કામ તો આપડી India ની One point five crore છે બરાબર એકસો ને પચાસ કરોડ ની આબાદી છે હવે આટલા બધાની તો Verify શક્ય નથી ને એના માટે એના માટે જયારે આવે ને ત્યારે Verify કરવામાં આવે છે કે Govt With Cheating કરેલું છે કે કે કરેલું છે તો આમ આ Cheating કર્યું એમાં કોને કોને એટલે Scam કરેલા હોય તો એના એક UniqueID નંબર ઉપરથી એને Data કાઢવામાં આવે અને બીજી વસ્તુ કે UID માં એક બીજી Facility છે જે દરેક વ્યક્તિ પોતે જોઈ શકે કે UID ની કેટલીવાર Update કરાવેલું છે કેટલી વાર Mobile number address name DOB check કરાવેલું છે તેની આખ્ખી History ને ઈ પોતાના આધાર Number નાખવાનું Captcha નાખવાનું Mobile number નાખે ને તો કેટલી વાર ઈ Update કરાવેલું છે ને આખ્ખી History નીકળે છે અને બીજી વસ્તુ ઈ એક વરસ માં પોતાનું Thumb ક્યાં ક્યાં Use કરેલું છે કેટલી વાર Biometrics કરેલું છે એની આખ્ખી History આવે છે UID માં Website માં એટલે એના ગમે તે વ્યક્તિ એ એક At the office થી છે ને એની આખ્ખી History કાઢી શકે છે કે આટલા ટાઈમ માં UID માં આ ભાઈ એ ક્યાં ક્યાં જે તે Percent ક્યાં ક્યાં આ આપડે આ Biometric નો કે OTP થી ઉપયોગ કરેલો છે કોને કોને કરેલો છે આખ્ખી ડીટેલ UID ની Website પરથી મળી જાય છે એટલે એ Document very એટલે આવી રીતે Verification માટે ઘણા રસ્તા છે ઈ પણ જે તે સમયે Accept ના સમયે જયારે એવું થાય ત્યારે જરૂર પડે બાકી Normally તમરા જેવા મારા જેવા Normally જે હોય એમને કે આવી રીત ના હમ Verify કરાવડાવે એનું Trust પરજ ચાલતું હોય છે નઈ નઈ ગમે તે વ્યક્તિ ગમે તે વ્યક્તિ Cheque કરી શકે પોતાના અ UID ના જે બાર અક્ષર ના આધાર Number હોય છે ઈ આધાર Number નાખવાનું Capcha નાખવાનું OTP આવે એટલે એને એક પોતાનું UID ની Website ઉપર પોતાનું આખ્ખું એનું Portfoilio ખુલશે એમે ઈ Update કરવું છે તો એનું Section અલગ હશે આધાર QC નું Section અલગ હશે પછી એને ક્યાં ક્યાં Use કરેલું છે એમાં તમને ઘણા Window ના ના એવા Window જોવા મળશે એમાં તમારે Requirement પ્રમાણે Requirement પ્રમાણે Window તમે Open કરો એટલે એમાં એક Window એ છે કે તમે આધાર ની આધાર ની History તમારે Check કરવી હોય તો ઈ પણ એમાં દેખાશે

Biometric use કયૃ છે આ ભાઈ એ આ TimeOTPUse કરેલું છે આ ભાઈ એ આ Time એનું Demography Change કરાવેલું છે એવીરીતે આખું Statement એમાં નીકળે નીકળે આ ભાઈ અને એક Location finger માં Location હોય જેમ કે આપણ ને Google કેવીરીતના દેખાડે છે એવી રીતના એક LocationID હોય બરાબર એ LocationID એવીરીતના આપેલી હોય છે તો એમાં કેવીરીતે ના હોય કે તમારે Bank માં State bank માં Statement હોય એવીરીતે ના Statement આખું આવે અને Statement માં Statement માંતમારે બધુંય જેમાં ક્યાંય OTPUse કરેલું છે જેમ કીધું એ પ્રમાણે ક્યાં Demography biometric ક્યાં Update કરાવેલું છે તે એની આખ્ખી માહિતી મળી જાય જેટલીવાર તમે Thump તમે Biometric માં અત્યારે Normally વ્યક્તિ અત્યારે Biometric કરે છે Office enter થાય તો Biometric કરે Office માંથી બાર નીકળે તો Biometric કરે ઈ Biometric આધાર સાથે Linked હોય તો ઈ આધાર ની History માં તમને દેખાડે કે તમે આ સમયે આ Time આ સમયે તમે Biometric કરેલું છે પાંચ આયવા તો Biometric કરેલું છે Simcard ક્યાંય લીધું તો Biometric કયૃતું તો ઈ દેખાડે આ ભાઈ એ આ જગ્યાએ થી Biometric લીધેલું છે એટલે આધાર માં ઘણા feachers એવા છે પછી Banking વિશે છે કે તમે Bank માં કે કે જગ્યાએ Bank ને આધાર થી Link કયૃ છે તો એમાં એક feacher અલગ એવું છે Aadhar with link aadhar with bank એવી રીતના તમે જાસો એટલે એમાં Aadhar number નાખશો એટલે તમારે કય કય Bank માં તમારું Aadhar link છે ઈ તમને દેખાડશે આ આ જગ્યાએ આ આ Bank માં તમારું Aadhar link છે Bank સાથે જે કે Primary link માં આધાર હોવું જોયે ને પછી Pancard હોવું જોયે પેલા Pancard હશે ને પછી આધાર પછી હશે તો નય દેખાડે પણ પણ આધાર હશે Primary માં ને Secondary માં Pancard દેખાડશે આ આ Bank માં તમારું આધાર

નાય તમે તમને OTP મળે તમે Suppose તમે System ના સાથે હું બેઠો છું જેમ કે તમારા ઘરના છે Friend છે હું તમારો Friend છું તો આપડે ક્યારેક બંને ભેગા થયી અને તમે મ કયો કે મોસીન ભાઈ આપડે આ જોવું છે તો તમે મને આ History તમારું OTP શેર કરો તો હું તમને OTP શેર કરું તો તમે જોઈ શકો જેનું જે તમને વ્યક્તિ તમને એનું OTPShare કરી શકતો હોય ઈ તમે એનું બધાનું જોય શકો બાકીના OTPCompulsory છે ઓક હા તો આવી Aadhra Card માં તમે Website માં જાઓ એટલે Aadhra Card ની આખ્ખી Detail તમને મળે છે જેની ખરેખર ખબર છે ને અ તમે એમ સમજોને કે આપડા India માં આધાર જેટલાએ કઢાવ્યું હશેને એમાંથી Five percent ને આધાર ની Knowledge હશે કે આટલું બધું આધાર માં હોય છે આધાર માં એટલું એટલું બધું છે પણ સુ છે કે ખબરજ નથી અત્યારે માણસ ને સુ છે બસો રૂપિયા કોક લેય છે Aadhra Card માં Agent અનેબીજા Center સુધી ખાલી પહોંચાડી ડે છે માણસમાં હવે જાગૃતતા નથી જાગૃતતા આવી જાય ને માણસમાં તો ઈ સીધો ગમે તે Center જાય Document નું ખબર હોવી જોયે અને કરાવડાવી લિયે બાકી માણસો મારેત્યાં Sector માં એવા એવા માણસો આવે છે કે જી બસો રૂપિયા બીજા પાસે દીયે છે બરાબર અને અહીંયા આવીને એમ કેય અમરે આધાર માં આ Correction કરવું ઓલું કરવું જયારે મારાજ પાસે કરાવવું તું તો Agent ને પૈસા દેવાનો સુ મતલબ છે માણસ ને ક્યાં કે ખબર નથીં અને બીજી વસ્તુ અને બીજી વસ્તુ આધારમાં તમારે phone સાથે link તમારું આધાર હોય એટલે તમારે Center જવાની જરૂર નથી તમે ઘરે બેઠા કરી શકો છો ગમે ત્યાં laptop ઓપન કયૃ તમારા પાસે Document કે તમે Photo પાડી Scan કરી અને મુકીદૂધુ ચોવીસ કલાક ની અંદર આપી દયે છે મારી પોતાની Daughter નું મેં હમણાં Bank account open એના ઉપર થી Address Correction કરાવ્યું વિસ થી Twenty Four Hours માં Generate થાય ગયું

એવું જરૂરી નથી કે એક Mobile number એકજ આધાર માં Link કરી શકો તમે એક તમારા ઘરમાં પંદ પંદર વ્યક્તિ થી વિસ વ્યકતિ છે તો વિસ વ્યક્તિ માં એકજ number રાખો best એ છે કે એકજ Number તમે જેટલા વધારે Mobile number આધાર સાથે Link રાખો ને એટલું સારું છે કેમકે તમારો એક જેમકે તામર ઘરના સાત થી આઠ જણા છે આઠ Number link રાખો તમને ગમે ત્યારે જરૂર પડી તો આઠ જણા ના OTP આઠ મોબાઇલ ગોતવા પડે અને આઠે મોબાઇલ કોઈ દી બંધ ના થાવા પડે પણ એકજ Suppose આઠ વ્યક્તિ એકજ મોબાઇલ માં થવા પડે બરાબર છે ઈ Permanent Number આઠ જણા નો OTP એકજ Mobile માં હોય તો Aadhar card બને મ છે ને Mobile number એકજ રાખવાનો જેમ કે Head of the family હોય તો Head of the family નો Mobile number રાખવો આધાર માં આઠેય વ્યક્તિનો પછી તમે ભલે Bank માં અલગ અલગ અલગ અલગ એનો ભી કોઈ Sension નથી પણ Head of the family નો Mobile number રાખવો best માં best

OTP માટે Request આવેલી છે તોજ આપડે share કરવાનો હોય અને આપડા અને OTP અને આપડે ગયા હોયી તો આપડા ઘર ના Member કીધેલુજ હોય કે ભાઈ હું જાવ છું મને OTP ની જરૂર પડશે હું ફોન કરીશ Normally એક જણાનો OTP હોય એક જણાનો OTP એટલે ઈ આપણને કેવા નોજ છે કે ભાઈ તારા તમારા નંવબર ઉપર OTP આવશે તો તમે મને share કરજો આપડે શેર કરી દેવાનો એવુંતો હોય ની કે આઠે આઠ જણા ને એકી સાથે OTP આવે જરૂર પડે એમ ભી તનેજ પાડવાનો છે જરૂર તને ભાઈ નતાને જ પાડવાનો છે એટલે Easy માં Easy છે અને best માં best છે અને તમારા અને તમે ગમે ત્યારે બીજો Plus points સુ છે ગમે ત્યારે તને ઘરે બેસીને Submission Document સાથે તમારે વિના ધક્કાએ તમે જ્યાં ત્યાં

ગમે તે Situation માં તમારે branch સુધી લાય જવો કે Center સુધી લાય જવો કે તો તમે ઘરે normallyphoto પડી Document નો Mobile માં થી એ તમે કરી શકો Normally photo પયડો OTPGenerate કયૃ તમે upload કયૃ ને લખી દીધું બસ Complete થાય ગયું દાસ મિનિટ નું કામ ખાલી તમારે ખાલી ખોટી બે કલાક બગાડવી નઈ નઈ એમાં સુ ફરક એકજ છે તમારા Aadhar card નો Mobile Number Link હોવો જોઈ ને ઈ Mobile માં OTPReceive થવો પડે એટલે તમે એક વાર OTPReceive થાય ગયો પછી તો તમે બે કલાક સુધી ઈ window open રાખી શકોછો એવું નથી કે OTPReceive થયા પછી તમે ત્રીસ મિનિટ સુધી ન આધાર Properly window open કરીશકો ને અત્યારે તો UID વાળા પોતાની website એ સારી બોવ કયરી છે એટલે એ હાજી પણ જે problem અવતાતા error ના ને Server down ના એ તો આધાર માં એમ એય નથી રેતા અને તમે Center માં કરાવો તમે Center માં કરાવો એના કરતા વધારે Speed માં ઈ લોકો Online માં Response આપે છે એની માટે Document તમારે Genuine હોવા જોયે એમાં Correction છેકછાક એ ના હોવું જોઈ Clearly વાંચતું હોવુંજોઈએ તો થાય જાય છે Twenty four hours થી Forty eight hours માં થાય જાય છે

Actually સુ છે બીજી Star નું Professional Trum નું banking છે એમને આધાર માં બેસાડેલો એટલે એમેને ય એટલી Knowledge નોતું પવલથી આધાર માંજ હોય એટલે મારા પાહે Knowledge છે જોયે એટલું નથી પણ થોડુંક છે શાંતિ હો તમે કે હોય તો કયો સુ ચાલે Bank માં આના માટે મને એક Phone અયવોતો મારુ મારુ Account ત્યાં રણજિત Road માં છે તો મને ક્યે છે કે સાયબ થોડા પૈસા રાખો મેં કીધું સેના માટે તો ઈ કી છે કે નવા March end છે તો branch નૂ Turn over દેખાડવું છે એને મેટે પાકું તો આના હવે આપડે રૂબરૂ મળયી બરાબર

મુસાફરોનું એક નાનું Group એ diesel station ની બહાર આવ્યું તેઓ સામાન લઈને આવેલા port port માંથી એક જણાય driver ને બૂમ પાડી.

જીમે આગળ આવીને વિનયથી પૂછ્યું તમે લોકો Soldier ટાપુ જવાના છો? હા ત્યાં જવાનું છે group ના ચારે ચારે જણા એક સાથે જવાબ આપ્યો. અને એકબીજાની સામે છાની રીતે જોઈ લીધું મુસાફરો આ group માં સૌથી senior દેખાતા જજ મોર્ગ અને વેંતી ફેંદરે ને કહ્યું સર અહીંયા બે taxi છે. સતર થી આવતી train train માં એક સાહેબ આવી રહ્યા છે. તેમના માટે એક taxi થી રોકાવું પડશે તમારામાંથી કોઈને ને એક ને રોકાવાનું વાંધો ન હોય તો બે taxi માં તમે બધું આરામથી જઈ શકો છો. ઉભેલની સફરે અત્યારથી જ અદાવત રાખે તેમ બોલી હું રોકાવું છું અને બાકીની ક્રનિવલ સામે જોઈને કહ્યું તમે બધા જશો ને?

taxi માં બેઠા જજવલ ઘરે પાછળ taxi માં દાખલ થયા captain લંબાડને કહ્યું હું પણ અહીંયા રોકાઈ જઈશ વિકસ સાથે વિનાયક પોતાની તરત જ નામ જણાવતા કહ્યું. લેથન મારું નામ છે પોતાની ઓળખાણ આપી pot પર taxi માં સામાન મૂકી રહ્યા હતા જજવલ ઘરે એમની સાથે વાત શરૂ કરી સરસ હવામાન છે એમિને તેમ જ થતા કહ્યું હા season સારી છે આ સાથે તેને વિચાર આવ્યો કે જુદી જ personality વાળા English મેં લાગે છે. સમુદ્ર કિનારા પાસેની બૌદ્ધમાં જેવા પુરુષો જોવા મળે છે તેનાથી તો આ લોકો તદ્દન જુદા જ દેખાય છે. family ને લાગ્યું કે તેને આમંત્રણ આપવાની વિશે થોડી મોટી મોટી વ્યક્તિઓ સાથે સારી ઓળખાણ કરાવે છે વલગરે પૂછ્યું madam તમે દરિયા કિનારા ના આ વિસ્તારને જાણો છો એમની એ કહ્યું હું કોનવેલ અને તર્ક અહીંયા આવી છું પણ અહીંયા તો પહેલીવાર જ આવું છું મારા માટે આ જગ્યા જાણી છે વલધરે જણાવ્યું આ બંને taxi ચાલી નીકળી. બીજી taxi ના labour વેલા લેંબાડને પૂછ્યું train આવે ત્યાં સુધી taxi ની અંદર બેસુ છે વહેલા એ કહ્યું ના taxi માં નથી બેસવું. captain smith કરીને કહ્યું તો તમારા જ captain માં ના જવું હોય તો પહેલી દીવાલ પાસે જરાક તડકો છે તો ત્યાં જઈએ ના train અમથો ગુમરામણ થતી હતી. અહીં ઘણું સારું લાગે છે વેલાએ જણાવ્યું એમનું એક આવી train ની મુસાફરી આખરી પડે છે વહેલા એ કહ્યું આશા રાખીએ છીએ. કે આવીશ સરસ season લાંબો સમય ચાલે ક્યાં તો આવી સરસ season હોય છે ક્યારે હવામાન બદલાય વંટોળ આવી જાય કે આવી જાય. તેની ખબર રહેતી નથી લંબાડે પૂછ્યું તમે આ વિસ્તારમાં વિસ્તારથી પરિચિત છો ના રેત હું તો પહેલા ક્યારે આ અહીંયા આવ્યો નથી. એ કહ્યું. અને ચોખવટ કરતા એ અરે મને નોકરી આપનાર ને તો મેં આજ સુધી છોડ્યા નથી તમને નોકરી આપનારને લંબાડને જરા આચર્ય સાથે પૂછ્યું. હા હું Mrs ઓવેરની secretary છું બુરાઈ જણાવ્યું લંબાડે કહ્યું એ વાત છે પણ આ જરા વિચિત્ર કહેવાય ને બોરાઈ હસીને કહ્યું ના રે આમાં વિચિત્ર કંઈ નથી તેમના sport sport secretary અચાનક બીમાર થઈ ગયા તેથી secretary મોકલવા માટ engines ને telegram કર્યો engine છે મને મોકલ્યું છે okay okay પણ ધારો કે તમને આ નોકરી ન ગમે તો લોંબાડે પૂછ્યુ વેરાઈ ફરી વાર હસીને જવાબ આપ્યો. આ કામ તો temporary છે. રજાઓ પૂરતી જ મારી કાયમી નોકરી તો school માં જ છે મને તો Soldier ટાપુ જોવાની બહુ જ તાલવેલી હત તેના વિશે છાપામાં કેટલું બધું લખ્યું હતું. તેને લાંબાડે આતુરતાથી પૂછ્યું શું soldier ટાપુ બહુ મજા પડે તેવું છ લાંબાડે કહ્યું. જવાબ આપતા પહેલા મનમાં વિચાર્યું ઓમ આમ આ જરા પછી તો પર છે આવીને couple ને મળ્યો છું કે નહીં એ મારા માટે જણાવવું જોઈએ. જો જણાવી દઉં તો હું જે કામ માટે આવ્યો છું એ કદાચ મુશ્કેલીમાં આવી શકે છે તેણે વાત બદલતા કહ્યું અરે ભમરી તમારા હાથ પર ચઢી ગઈ છે હલશો નહીં એકદમ સ્થિર રહેજો લીમ્બા રે ઝપટ મારીને ભમરી ઉડાડી દીધી અને કહ્યું બસ જતી રહી વેરાઈ કહ્યું thank you ઉનાળામાં આવી ભમરીઓ બહુ નીકળે છે. આ ગરમીને લીધ ગરમીને લીધે તો આટલું કહીને લેંબાડે પૂછ્યું તમને ખ્યાલ છે આપણે કોની રાહ જોઈએ છીએ? ના રે મને જરા પણ ખ્યાલ નથી વેરાઈ સ્પષ્ટ કર્યુ ત્યાં train ની સીટી સંભળાઈ લેંબાડે ચાલો train આવી ગઈ. ઊંચા કદના ટૂંકા કપડા વાળા અને સુગંધ રીતે કાપેલા મોજા વાળા army man જેવા દેખાતા પરોઢ વ્યક્તિ station ની બહાર આવ્યા. તેમને સામાન લઈને પહોંચે વાળા લોંબાડ ઉભા એક તરફ રહ્યા હત મારું નામ general maker છ પોતાની ઓળખાણ આપી અને આછી પુરી ચબારક આંખોથી લંબાડને માપી લેતા વિચાર્યું જુવાન છે તો દેખાવડો પણ અલગ ગડબડ જ લાગે છે ત્રણેય જણા જીપ્સીમાં બેઠા હું બીજ કામની ગામની શેરીમાં પસાર થઈ ઓમાં તે highway ઉપર આવી અને એકાદ પસાર કર્યા પછી એવી છોરીને નાના રસ્તા ઉપર પણ હતી એના તરફ લીલીછમ વનરાજીઓ હતી. general બેકાર છે જણાવ્યું કે હું દેવાના આ વિસ્તારને જાણતો નથી પણ મારું ભર પુરવઠે એ વનમાં છે. drone આજક ધ candy વેરા બોલી આ બધું બધું રમણીય લાગે છે નાની નાની taxi ઓ લાલ માટી વાળી જમી દૂર દૂર સુધી દેખાતી લીલીછમ વનરાજી વેરા બોલી આ બધું કેવું રમણીય છે? philip લોમબાર્ડ જાણે export comment આપતો હોય તે રીતે બોલ્યો આ જગ્યા જરા બંધીયાળ લાગે છે ખુલ્લામાં મેદાનમાં વધુ તમે દૂર સુધી જોઈ શકાય.

જંગલને કહ્યું મને લાગે છે કે તમે દેશ દુનિયા જોઈ રહ્યા છો ખરું ને તે palace ને કહે છે. કે તમે બધી દેશ દુનિયા જોઈ લીધી છે તો સાચું જ છે. હમ પહોંચાડતા કહ્યું બહુ નહીં તો થોડું ઘણું જોયું છે. હમણાં general મને પૂછે કે તમે યુદ્ધમાં ભાગ લીધો કે નહીં army માટે retired થયેલા આ લોકો એવું પૂછા વિના રહે જ નહી આ ત્રણેય જણ army માંથી retired થયેલા હતા પણ general maker છે તો વિરુદ્ધ કંઈક વાત જ ના કરી taxi

ડૂબતા સૂરજ અજવાળા ના સમુદ્રમાંથી માંથી આવેલો soldier ટાપુ દેખાતો હતો ત્રણેય જણા પહેલીવાર જોતા હતા taxi ના seven star hotel પાસે પહોંચીને અજમોલ કર મૂકીને બોલે ટટ્ટાર બેઠા હતા છે આપણને સામે જરા આગમન સાથે જોઈને એમ લાગ્યું કે હમણાં જજ સાહેબ તેઓ હુકમ આપી દેશે કે બધા port ખાલી કરો. વીસ વર્ષ નક્કી ન કરી શકતા હતા. તેમની આવા વસવાથી લોકો પસંદ હતા તેની આપણે નીકળતા તે પહેલા કોઈ જાણ પાડી લેવા તે રીતે પૂછ્યું અચ્છા બધા ચા પાણી લેવા માટે ઉભા ન રહ્યા પણ તે પહેલા કોઈએ જવાબ પણ આપ્યો નહીં.

હાલો મિત્રો કેમ છો બધા હું ગુજરાત નો ને આજે હું તમારી સાથે વાત કરવા માંગું ચુ આપડા ગુજરાતી વિષય ગુજરાત નું ગૌરવ એટલે કે ગરબા નવારાત્રી માં આવે બધા રમે તેમાં સૌથી વધારે પ્રખ્યાત ત્યારે અમદાવાદ નુ વડોદરા નુ બધા રમે નવરાત્રી એટલે માં જગદંબા નો તહેવાર અને ગુજરાતી નો સૌથી મહત્વ નો અને ગમતો તહેવાર છે એ જ રીતે વાત કરીએ તો હું મૂળ ગોંડલ નો તેના વિશે પણ વાત કરીએ તો ત્યાં નો તે તેના પ્રસિદ્ધ વારના ગાંઠિયા આપડે જોવા જઈએ તો તે ગામ માં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

આપડે વાત કરીએ સોમનાથ ની તો ત્યાં મહાદેવ નું મંદિર પણ આવેલું છે અને તે મહાન જ્યોતિલિંગ માનું એક છે. છેલ્લું તેનું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવા માં આવ્યું હતું અને તે મંદિર ને સત્તર વખત લૂટવા માં આવેલું હતું મોમાંન્દીપ્સ નાં દ્વારા તેના આગળલ્યા આપડે દ્વારકા ની વાત કરીએ તો સોના ની નગરી એટલે કે દ્વારકા નગરી શ્રી કૃષ્ણ ભગવાન એ વસાવેલી હતી એની તો શું વાત જ કરવી ત્યાં જવા નો આનંદ પણ અપાર લાગતો હોય છે આજ આપડે તેના થી પણ વધારે વાત કરીએ તો જામનગર ની કે જ્યાં મિરાજ ની ફેક્ટરી આવેલી છે અને તેના થી આગળ કંડલા નું બંદર કે જ્યાં નું બંદર આવેલું છે તે બંદર ગુજરાત નું તો નહી પરંતુ પુરા દેશ નું સૌથી મોટું બંદર છે અને તેના અખાત ની વાત કરીએ તો ગુજરાત નો સૌથી મોટો બંદર છે ગુજરાત નું મૂળ બે અખાત આવેલા છે કચ્છ નું અખાત અને ખંભાત નું કચ્છ કચ્છ ની શું વાત કરીએ કચ્છ સૌથી મોટો જીલ્લો છે ગુજરાત નો અને ત્યાં નું રણ ચકચકાટ છે સફેદ રણ જોવા લોકો દુર દુર થી ઉમટી આવે છે અને તેનું મૂળ કારણ એક જ છે ત્યાં નો હાલ માં રહેલો બદલાવ વાત કરીએ કીએ ના દિવસે ની તો કચ્છ માં થઈએ નાં દિવસે એટલે કે ઉતરાયણ ના દિવસે જગભર માં થી પતંગ ઉડાડવા માટે બધા ઉમટી પડે છે તેનો બ્દ્લાવ્લાના નાદ્નાલા મોદી છે વાત કરીએ આજે આપડે અમ્દવાદ ની અમદાવાદ મા રહેલિ સીદી સઈદ ની જાળી જગવિખ્યાત છે અને ત્યાં રહેલા બધી દોસ્તો પણ વિખ્યાત છે આજ આપને એના થી આગળ મહેસાણા બાજુ જઈ તો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

મફત માં ઉપર જવા માટે મળે છે ત્યાં જવા માટે મહત્વ નું છે અને સવારે વેલુ પહોચી જવાય કારણ કે ત્યારે જ તમને ઉપર જવા ની તક મળે છે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

બન્ને પણ ત્યાં જ આવેલું છે આજ આપડે વાત કરીએ ગુજરાત ને ગૌરવ કરવા વાળા અને ગુજરાત ને સારું બનવવા વાળા નરેન્દ્ર મોદી ની નરેન્દ્ર મોદી બે હજાર ચાર માં ચૂંટણી લડ્યા હતા અને ત્યારે જ ગુજરાત માં આવ્યા હતા ગોદ્ર્રા કાંડ માં તેનો મહત્વ નો હાથ હતો કકે જે સંત પાડવા માં ને બઉ મહત્વ ની ભૂમિકા ભજવી અને ત્યાર થી ગુજરાત નાં લોકો માટે ખાસ બની ગયેલા હતા એકસો ને બાવ્વન સીટે મહત્વ ની જીત હાસિલ કરી અને ગુજરાત નું ગૌરવ આં નરેન્દ્ર મોદી ત્યાં સીટ પ્રતિસ્થા સહીત પ્રમુખ પડે એટલે કે મુખ્ય મંત્રી પડે નિમણુક થયા હતા અને આજે પણ તેની વિશ્વભર માં નામ બોલાય છે આજ આપડે વાત કરીએ તો તેના સામે ઉભેલા આમ આદમી party ના.

ચા વાળા સામે પણ હારી જાય છે તેનું મૂળ કારણ છે કે તેની પાસે રહેલી બુદ્ધિ તેનું ચરિત્ર તેની કળા આજ આપડે વાત કરીએ બીજા ઉમેદવાર રાહુલ ગાંધી તે પણ બઉ સારી રીતે કોશિશ કરે છે જીતવા માટે પરંતુ તે પદ સુધી પહોચી સકતા નથી એનું કારણ પણ આવું જ કઈક હોઈ સકે છે તો મિત્રો બસ

આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું હિન્દૂ સમા~હિન્દૂ સમ્રાટ મહારાણા પ્રતાપ વિષે. જેઓ સોળમી સદીના પરાક્રમી એક રાજા થઇ ગયા. જેઓ મેવાડના રાજા હતા. મહારાણા પ્રતાપ એ ઉદયપુર, મેવાડના સીસોદીયા રાજ્યવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રથમ વીરતા બતાવવા માટે તેમજ સશક્ત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું હતું. એમણે કેટલાંક વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમજ પાછું મેળવવા ઘણાં યુદ્ધો અને સંઘર્ષ કર્યો હતો. તેમનો જન્મ રાજસ્થાનમાં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 મહારાણા પ્રતાપનો જન્મ પ્રશાસન કાળ પંદર સો અડસઠથી પંદર સો સત્તાણુંમાં માનવામાં આવે છે. તેમનો જન્મ નવમી મે પંદર સો ચાલીસ અને ભારતીય calendar અનુસાર જેઠ સુદ ત્રીજના દિવસે થયો હતો. તેમનું જન્મ સ્થળ કુંભલગઢ જૂની કચેરી રાજસ્થાન રાજ્યમાં થયો હતો. તેમનું અવસાન ઓગણીસમી જાન્યુઆરી પંદર સો સુડ~સત્તાણુંમાં થયું હતું.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

એસી હજારની સેનાનો સામનો કર્યો હતો. રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા હતા. દુશ્મનોથી ઘેરાઈ ચૂકેલા મહારાણા પ્રતાપે પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા હતા. યુદ્ધમાં તેમના ઉહ પ્રિય ઘોડા ચેતકનું પણ અવસાન થયું હતું. આ યુદ્ધ માત્ર એક જ દિવસ ચાલ્યું હતું. પરંતુ તેમાં સત્તર હજાર સૈનિકો ખુવાર થઇ ગયા હતા એટલે કે મૃત્યુ પામ્યા હતા. મેવાડને જીતવા માટે અકબરે ઘણાં પ્રયાસો કર્યા.

ઈસ્વીસન પંદર સો ઓગણએસીથી પંદર સો પંચ્યાસી સુધી ઉત્તર પ્રદેશ બંગાળ બિહાર તથા ગુજરાતના મુગલ સાથે પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો. પરિણામે અકબરે આમાં જ ગૂંચવાયેલા રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ હટી ગયો. આ તકનો લાભ ઉઠાવી મહારાણા પ્રતાપે ઈસ્વીસન અઢાર સો પંચ્યાસી માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેમજ તેજ કરી દીધા હતા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરુ કરી દીધા હતા. સર્વથા ઉદયપુર સહીત છત્રીસ મહત્વપૂર્ણ સ્થાનોને પણ મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઇ ગયું હતું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા ફરીથી સ્થાપિત થઇ ગઈ હતી. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન પછી કરી શક્યો નહિ. આમ મહારાણા લાંબા ગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા હતા. અને આ સમય મેવાડ માટે સુવર્ણયુક્ત સાબિત થઇ રહ્યો હતો. મેવાડ પર લાગેલા પંદર સો પંચ્યાસીમાં થયો. ત્યાર બાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ સાધનામાં જોડાઈ ગયા હતા. દુર્ભાગ્યે લગભગ અગ્યાર વર્ષ પછી ઓગણીસમી જાન્યુઆરી પંદર સો સત્તાણુંમાં તેમની નવી રાજધાની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

વેપારી દ્વારા પ્રતાપ ન~અને તેના ભાઈ શક્તિસિંહે રજૂ કરવામાં આવ્યા હતા. મહારાણા પ્રતાપ આ બંને અશ્વની પરીક્ષા કરેલ તેમાં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 અનુદાનમાં આપવામાં આવી હતી. અને જોઈ શકો છો કે ચેતકનું મૂલ્ય બે ગામ જેટલું હતું. હલ્દી ઘાટીના યુદ્ધનું ચેતક અશ્વને પોતાની વફાદારી સ્વામીભક્તિ તેમજ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતા એકવીસ જૂન પંદર સો છોત્તેરમા તે દિવસે ચેતક મૃત્યુને ભેટ્યો. પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દી ઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમજ તેની સ્વામીભક્તિનું પોતાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાનના રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવામાં મ~મળે છે. હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જઈ, જતી લડાઈના મેદાનને છોડી દેવાની વિનંતી કરવામાં આવી. માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય વૃત્તિ લઇ, લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મુગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ રહ્યા. મહારાણા પ્રતાપના રૂપમાં ઘુમતા ઝાલા સરદાર પર મુગલ સેનાના મહારાણાને સમજી તૂટી પડી. તે દરમ્યાન મહારાણા પ્રતાપના કેટલાક સાથી સાથે યુદ્ધનું મેદાન છોડી રહ્યા હતા. આ વેળાએ ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતા. થી ઘાયલ પણ થઇ ગયો હતો. આમ છતાં બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઈને તે લડાઈના મેદાનથી બહાર નીકળી ગયો. નિધનની આશરે દૂરની એક સાંકળી નાળી આવી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો પરંતુ આ એની આખરી છલાંગ નીવડી. તે પછી તે ઉભો થઇ શક્યો નહિ. ત્યાં જ તેને પોતાના પ્રાણ છોડી દીધા. મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યાને કે જ્યાં ચેતક ઢાળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્વક સ્મારકનું નિર્માણ કરાવ્યું~કરાવડાવ્યુ. ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં માં છવાયેલો છે. હવે આપણે જાણીએ મહારાણા પ્રતાપના વંશના બીજા પરાક્રમી રાજા રાણા સાંઘા વિશે. રાણા સાંઘા નો રાજ્યકાળ પંદર સો નવથી પંદર સો સત્યાવીસ ઉહ માં થયો હતો. તે પણ સીસોદીયા વંશના રાજવંશ રાજા હતા. રાણા સાંધાનું પૂર્ણ નામ મહારાણા સંગ્રામ સિંહ જી હતું.

રાણા સાંઘાએ વિદેશી આક્રમણો સામે તમામ રાજપૂતોને એકજુથ કાર્ય હતા. રાણા સાંઘા ખરેખર એક બહાદુર યોદ્ધા અને શાસક હતા. જે તેમની બહાદુરી અને ઉદારતા માટે પ્રખ્યાત હતા. એક વિશાલ ને કારણે તેઓ બાબર સામે યુદ્ધમાં હારી ગયા હતા. પરંતુ તેમણે પોતાના શૌર્યથી અનેકને પ્રોત્સાહિત કાર્ય હતા. રાણા રણ પછી સન ઓગણીસ સો, પંદર સો નવમાં રાણા સાંઘા મેવાડના અનુગામી બન્યા હતા. તેમણે દિલ્લી, ગુજરાત ને માંડવા મુગલ સમ્રાટોના હુમલાથી પોતાના રાજ્યની બહાદુરીપૂર્વક રક્ષા કરી. તે સમયે તેઓ સૌથી શક્તિશાળી હિન્દી રાજા માનવામાં આવતા હતા.

રાણા સાંઘા અગમ્ય સાહસી હતા. એક હાથ અને એક આંખ ગુમાવી અને અસંખ્ય જખમો હોવા છતાં તેમણે વીરતા ગુમાવી ન હતી. સુલતાન મહોમ્મદ શાસક માંડુને યુદ્ધમાં હરાવ્યા. બંદી બનાવ્યા અને તેમનું રાજ્ય ફરી ઉદારતાપૂર્વક પાછું સોંપ્યું હતું. તે તેમની બહાદુરીને દર્શાવે છે. હવે આપણે જાણીએ ચિત્તોડગઢ નામના ઐતિહાસિક શહેર વિશે. ચિત્તોડગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો રાજસ્થાન રાજ્યનું એક નગર છે. ચિત્તોડગઢમાં ચિત્તોડગઢ જિલ્લાનું આલય છે. ચિત્તોડગઢ એ પશ્ચિમ ભારતના રાજસ્થાન રાજ્યમાં એક શહેર અને નગરપાલિકા છે. તે બનાસની બે~બૈરાજ નદી પર આવેલું છે. ચિત્તોડગઢ જિલ્લાનું વહીવટી વડુમથક છે. મેવાડની સીસોદીયા રાજપૂત રાજવંશની ભૂતપૂર્વ રાજધાની પણ હતી. ચિત્તોડગઢ અને બૈરાજ નદીના કાંઠે સ્થિત છે. જિલ્લાનું વિભાજન થયું અને પ્રતાપગંજના નવા રચાયેલા જિલ્લામાં ઉદયપુર જિલ્લામાંથી લેવામાં આવેલા અમુક ભાગ સાથે પ્રતાપગંજનું નિર્માણ કરવામાં આવ્યું. ચિત્તોડનો કિલ્લો ત્રણ વખત દુશ્મનોથી ઘેરાયેલો હતો. દરેક વખતે તેઓ બહાદુરીથી લડ્યા. ત્રણ વખત મહિલાઓએ બાળકો દ્વારા આચરણ કર્યું હતું. પંદર સો અડસઠમાં મુગલો સામેના યુદ્ધમાં રાઉ જૈમલ પડતા મેવાડ બ~બહાદુર સૈન્ય સરદારો એટલા મહાન હતા કે મુગલ સમ્રાટ અકબરે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 તરીકે ઓળખાતું હતું. તેર સો તેરમા અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર હુમલો કર્યો. આ યુદ્ધમાં કિલ્લામાં રહેલા તમામ રાજપૂતો માર્યા ગયા. રાણી પદ્મીતી~પદ્મિનીએ જોહર કર્યું. જોહર કિલ્લાની બહાર હતા. તેવા કેટલાક યોદ્ધાઓ બચી ગયા. આ બચી જનારા સ~સિસોડા ગામનો અમિર પણ હતો. તે Hello